એવું છે મતલબ ત્યાં તમે આંટા ઓ મારવા જતા હસો ને હા આંટો મારવા જાઉં તો ઘણી બધી સારી બાબત કેવાય ભાવિન ભાઈ કે તમે થોડા આટલા સમય ની અંદર ઘણો બધો પ્રગતિ ને ઘણાં લોકો ને તમે બઉ સ્વાદીસ્ત પાણીપુરી ચાખાડેલી ત્યારે જ લોકો તમારે ત્યાં આવેલા ને અને હું માનું છું ત્યાં સુધી મને એવું લાગી રહ્યું કે જેમ તમે પાણીપુરી માં દિલ થી માણસો ને જમાડ્યા એ જ રીતે બીજી જે વેરાયટી ચાલુ કરી છે એ બઉ સ્વદીસ્ત જ હશે ને અને તમે team member માં કઈ ઘટે પણ નહિ ને સ્વાદ બાબત માં શું price શું ચાલે છે અત્યારે seven flavour પાણીપુરી ની

અને બીજી જે પાવભાજી ને ચાલુ કર્યું છે એમાં શું શું price છે. તેમાં આપડે જો આપડે સદી પાવભાજી છે ને તેલ વળી તો એના આપડે સિત્તેર રૂપિયા રાખેલા છે plate નાં અને અને chinese ને butter વાળી હોય તો આપડે એસી રૂપિયા તો chise અને butter અમારે અહી અત્યારે અમારે અહી રાજકોટ ની city ની વાત કરું તો અમારે chinese ને પાવભાજી ના એકસો ને વીસ રૂપિયા plate ચાલે તો એંસી રૂપિયા તો તમાર બઉ reasonable કેવાય ને

ઢોસા ના અપડે અહિયાં સાડા ઢોસા ના આપડે ચાળીસ રૂપિયા લઈએ અને મહેસુરી નાં આપડે એસી રૂપિયા લઈએ તો મહેસુરી ઢોસા ના બી અમારે અહિયાં એકસો ને દસ રૂપિયા ચાલી રહ્યા છે કેટલા ના ના યશ ભાઈ આપડે એવી નીતિ નથી કમાવા ની આપડે એમ કે ના ના reasonable એટલે જ આપડે traffic એટલું એટલા માટે જ હોય છે કે આપડે બઉ સસ્તું અને સારી ગુવાવ્ત્તા વાળું વસ્તુ વાપરીએ છીએ એટલા માટે અને ભાવ પણ આપડે reasonable રાખીએ છીએ એમ ના ના સારું જ કેવાય ને કે તમે આટલી બધી ઓછી price માં તમે સારું ભોજન વ્યંજન આપો લોકો ને પ્રેમ થી જમાડો એના થી વિશેષ શું હોય લોકો ને લાગણી તમારી બઉ સારી છે એટલે લોકો તમારે ત્યાં આવે છે. હા ગણી વખત મેં જોયેલું છે ગણા લોકો ની આમ વાત જ જવાદો કેટલી બધી મેજની માં લોકો તમાર ત્યાં તૂટી પડે છે પાણીપુરી ની અંદર તો મને ખબર નથી પણ પેલા હુ જયારે તમાર ત્યાં આવતો ત્યારે તો તમાર પાસે વાત કરવા નો પણ time નતો પાંચ વગ્યા પછી તો public હોય વાત જ જવાદો એમાય આ પાણી પાવભાજી નું ને ઢોસા નું બઉ ચાલુ કર્યું ને હમણાં જ એટલે બઉ time પણ નથી મળતો હવે રાત નાં માની લો કે રોજ એક વાગી જાય સારું કેવાય તો મારે બી ત્યાં આવવા ની ઈચ્છા છે તો એક દી free હોવ ત્યારે હું બી આવીશ ચોક્કસ આવો આવો welcome welcome તો અત્યારે તો મને સાંભળી ને બી પાણી આવી ગયું છે,

હવ તો ચોક્કસ મારે આવું જ પડશે કેમ કે તમે દુકાન બનાવી ત્યારે તમ્મારો ફોન બી આવેલો હતો ઉદ્ઘાટન નો ત્યારે બી હું આવી નાં સક્યો પણ હવે ચોક્કસ આવીશ જયારે બી હું free થઈશ ત્યારે જુનાગઢ આવવા થશે ત્યારે પેલા તમારે ત્યાં આવવું છે એ વાત final

સારું ચાલો ભાવિન ભાઈ બોલો બીજું નવીન માં કઈ કામ છે અત્યાર પાંચ દિવસ માં તમને phone કરું ત્યારે હું આવીશ ચોક્સ્સ આવીશ તમાર ત્યાં ચોક્કસ ચોક્કસ આજે હું aedares વિષે વાત કરવા જઈ રહીયો છું europe સંસ્કૃતિ જગત ને કઈ તરફ લઈ જશે europe ની રાજ~ રાજપુરોત રાજપુરુષો દુનિયા ને આ ઘમંડી ઘમંડી જશે. ધેરાતાં વાદળો આજ અમને અંધકાર ની કઈ ખીણ માં નાખશે જગત ને સુધરેલી પ્રજાનો વધતો જતો આ સરનજજામ ક્યાં ફેકી દેશે. જઈ ને Hitler શાંતિ ના સૂચના ઉજવા માંગે છે એવા અનેક પ્રશ્નો અખબારોની પ્રકારોમાં પડી દેવાની વ્યાખ્યાવો માં રાજકારણી પુરૂષો ના પુસ્તકોમાં આપણે વાંચીયે છીએ. સાંભળીયે છીએ માંડ માંડ વિગ્રહ પછી europe ના કેવળ પ્રજા પ્રજા વસ્તી સીમિત થઈ ગયું છે ઓગણીસો અઢાર પછી જગત માં સૌરમુક્તા નું પ્રચંડ જોર પરિવાડીયું છે. russia માં શ્રમ જીવી સર્વમુક્તિ આવી છે italy માં mussoland ની સત્તા ની શિખરે છે australia order હાથ માં છે australia ભાવિ રમતું હતું. અને

disco d ની આજે સુધી માની રહી હતી. આમાં અજેરીત જેવા અનુભવી અને વૃદ્ધ રાજપુરૂષ સૌરમુક્તિ શાહી ભોગવે છે પણ ઓગણીસો તેત્રીસ ના march માં Adolf Hitler આજ માં germany ની શાસ્ત્રોત ની જનતા આવી લાગમ માનતા europe ઘર માં સંમુક્તાન નું ભવ્ય મંદિર રચાય અને

ભોગાવાના દેશ~ દેશવ~ દેશ વાળો બન્યો છે અને સ્વતંત્ર વિચાર આ discu રીતે સુખસહિત આપવામાં આવી છે ઓગણીસો અઢાર સુધી Germany માં ગણાતી ટુકડી ઓ માં અને જ નો સ્વીકાર હતો વિષેય ના રાજમાર્ગી ઉપર નીકળતો ત્યારે ભાગ્યેજ બે ચાર માનવી વો સ~ સલામ કરતા આજે સલામ ની આખી Adolf Hitler જોડાય છે દુનિયામાં રાજપુરુષો ના અંતે europe Hitler ના એકો એક હલન ચલન ઉપર એકે એકે એક વાક્ય માં ખોરાઈ ગયા છે સૌ જોય રહીયુ છે દુનિયા માં આનો એક~એકલ માત્ર આવે છે માટે પાંચ minute ના ભાષણ ઉપર europe ના રાજપુરુષો કચેરી ઓ ભરી ને ન્યાય થોડવા બેસે છે એની હાલ ચાલ europe ના રાજકારનો માં પણ દોડી નાખે છે સત્ય ના શિખરે આમ એ ક્યાં થી ઉભો અઢારસો ત્રીસ ના march માં Hitler ની પાછળ Germany ઉભુ છે જાણે europe ની રાજકારણી યો એ એકજ પ્રકાર ની ફેલાયેલી છે. દાવરીયા નાનકડા ગામ માં નોકરો ને Hitler નો દીકરો નાનપણ માં એ જીવ ~ જીવલાશ ની civizar અને Napolean ના bond part ની વાતો શુદ્ધિ વાતો રાત અને દિવસ જગત માં એના બગલા ના નિશાન ની દ્રુસ્તો ની દૂર અને cizor અને napoleon અને Germany ની પ્રખ્યાત એવા ઉપર બેસવા કોડે જયારે જગત ના બેવરિયા ના નાના ગામ થી એક પિસ થોડા ચિત્ર નો પાકીટ લઈ ને બેયેતાંયે station ઉતારિયો અને વાળ નીકળતા હતા અને કપડાં ગંદા હતા એનું ખિશુ ખાલી હતું વિયાના વિયાના કલ ગૃહ માં એને પરવાનગી ના મળી. એકેય ના ચિત્રો નાશપ્રદ કરવામાં આવિયા હાથ માં ચિત્રો નું પાકીટ રાખી ને નાની સિયો એ રોજગારી એને ધંધા ની શોધ માં ફરિયો ચિત્ર રેખા દોરવા આ આ કોડ ને માખી Hitler મંજુર થયો અને એમ કોળિયા ના દર ને થયો hitlear Germany ના પતિ પ્રજા ના રેખા ચિત્ર દોર વાનું કામ અવાનૂ હતું દુરભાયેલા અને પડેલી Germany ની ઇમારત મુકવાનું કામ એને આપવાનું હતું આ Adolf Hitler શૂન્ય માંથી સરદાર બનિયો છે એ ઇતિહાસ ના સંમુક્તિ ના હરોળ માં આજે Hitler પોલાદી પંજો બહાર દેખાય છે. germany ના એસર થી છે સાત કરોડ ની અપમાનજનક અપમાનિત પ્રજાનું આજે બેવરિયા એક જગત અમલ દર ની હથેળી માં રહીયુ છે

hitler આવતા germany પોતાને ગુમાવેલો છે પાછો મેલવોછે અને ગાયો ના પ્રાણ પાછા માળિયા છે Hitler એ germany ભોગિવર છે. કરોડો germany ખુળીયે ભાવે અને દેખાતા નમે છે અને જોવા ગૌ થી ભેગા થઈ છે અને જમાના માં એમી ભાવના ને

hitler ની પ્રવુતિ માં germany પ્રજા એનો આત્મા નિહાળે છે germany પ્રજા Hitler જાગૃત કરી Hitler એ germany સાચો પ્રજા શોખ છે. મુસાલગીરી અને તત્વ છે ખરા Hitler નો નાશી વાદ germany ની ભૂખી જનતાને રોટલો આપી એ શક્ય છે Hitler ની સાચી મહતા Hitler સાત germany ટકશે અને આગળ નો આખો પ્રશ્ન દોરીમાર્ગ થી કાઢી ને અને germany માં સામ્યવાદ ની સદાય ને માટે કાઢી નાખવાની એ પ્રવુતિ એના સેંકડો વર્ષો ની germany ની માં સંદેશ કરી ને બેઠેલા બેહૂદી નો માત્ર બેહૂદીવો હોવાને કારણે હાંકી કાઢવામાં આવ્યુ

hitler ની germany પોતાની europe અને જગત ની મહા પ્રજા ધ્યાન કેમ છે જયારે સમય નું સામુઝિ અને અપમાન માં જળ માં ડુબતું હતું ત્યારે Hitler ઇમાર માસુમ ને કોઈ પણ ઉત્તેજે ફરાર મળતા ચેતાવતો પતે રાષ્ટ્રીય અપમાન ના રોગે થી પિડાતા germany ને Hitler નું જીવન ગ્રન્થો મળશે એ germany પ્રજા Hitler ના નેજા નીચે આવી ઉભી અને Hitler Germany ને જગત ની મહાન સત્તા વોની હરોળ માં ઉભું રાખવા માંગે છે germany કી કે જેના હથિયાર લઈ ને કાંડા કાપી ને નિવારીય બનાવની તરકિંમ રજવામા આવી છે. અને જાહેર રીતે આજે અનાદરકરે છે. germany પાસે થી સરંજામ છીનવી લેવા માં આવીયો છે આ એ સીધી ની સામે Hitler રોષ છે.

કાયમ ને માટે germany પરાજિત અને બીજી પ્રજા વિજેતા એ ઉંચી અને નીચે ભાવના થી Hitler ભસ્મ કરવા ઇચ્છ છે europe ની મહા પ્રજા જયારે પુનસહ્ત્ર થી એ સર્જિત થઈ છે આ તે જગત માં europe ની શાંતિ અને એમના દાવા છે કે europe ની મહા પ્રજા ઓની હરોળ માં Germany Germany Hitler સમાનતા ને દરે કે જે

અપમાન દસ માં રાખવા અને આકાંશા સેવતા ને અને germany એમ ને સારે એ europe ના તરફ ના આ અંસંતોલે માંસલ અને

જેવાના માં બેસતો પ્રજા અને સમન્તા ની ન્યાય ભરી હિલચાલ ચલાવી શક્યું નથી europe ની પ્રજા ઓ રાજપુરુષ ને નશાની એ ગાડા germany ને અટકાવી શક્યું નથી સાતે સાત કરોડ મહા પ્રજા નિરાશા નિરુકસાહી અને અપમાન ની થી ખાય માં ઉંચે લેવાની ની Hitler રે એ આટલી germany ખોવાયેલા આત્મન અને નાશીવાદ થી એ જાડિયો germany ચેતન ના બનાવનો Hitler રે ફાળો germany માં મોટો છે. ઇતિહાસ કરો એને ભૂલી શકે તેમ નથી આજે અનેક સ્થળો પ્રશ્ન પુછાય છે કે Hitler રે Hitler વાદ જીવશે. ઓ કામદારો ને રોજી આપવાની અને રોટી પહોચાદવાના કેટલા ક પ્રયત્નો કરિયા છે. germany માં ઇતિહાસ Hitler નું સ્થાન ક્યાં છે તે નો જવાબ આજે

હા કેમ છો બરાબર કેમ છો એક્દમ બરાબર હુ હમણાં તને ખબર છે હું હમણાં અહિયા ફરવા માટે ગયી તી

india હરિદ્વાર delhi મારી છે ને first લી હતી first trip હતી મોટી first trip હતી થોડાક દિવસ વધારે ભાહર એમ રહી થી બહુ મજા આયી ત્યાં આગને અમે સૌથી પેહલા છે ને

train માં હું અને મારું first train માં પણ હુ પેહલી જ વાર બેઠી હતી હા train માં ભી પેહલી વાર બેઠી થી એ મારી જરની બહુ મજા આવી મને હા તો સૌથી થી પેહલા અમે આયીયા કને ગયા અમ train માં હરિદ્વાર હરિદ્વાર થી પછી તો બર્શાના છે ને રાધા રાણી નું ધામ છે મતલબ કે કૃષ્ણ રાધા કૃષ્ણ નું તો કઈ સાંભળ્યું જ હશે હા એ સાંભળ્યું છે મેં

તો અમે રાત્રે પહોચ્યા મતલબ સાંજે પહોચ્યા અને સાંજે પહોચ્યા તો અમ પેહલા જમ્યું ઘરે અમારે ત્યાં મતલબ અમે hotel માં અમે નતા રોકાના કારણ કે અયીયા કને અમારા relative એક હતા તો ત્યાં કને જ રોકાના હતા એમ તો પછી આ સાંજે એ જે હતા ને એને ત્યાં તો એને બધી વસ્તુ ખબર હતી બર્શાના માં રેહતા હોય એટલે એને ખબર હોય ને કઈ વસ્તુ ક્યાં છે ને શું છે ને તો ઈ અમને બર્શાના રાધા રાની ના મેહેલ ઉપર લઇ ગયા રાત્રે મંદિર ઉપર ત્યાં મુખ્ય મંદિર છે રાધા નું એમ રાધાજી નું અમે ગયા તા તો અને બહુજ મજા આવી આમ એનું શ્રીંગાર એનું જે શ્રીંગાર હોય ને ઈ એટલો મસ્ત ને કે આમ આપણું મન મોહિત થઇ જાય એમ એને જોઈયે ને એટલે આપણે ત્યાં થી હટવાનું મન ના થાય એટલો મસ્ત શ્રીંગાર એનો એમ અને પછી ત્યા કને છે ને ફૂલ ની માળા અને બધું ચડાવે પછી ફૂલ ફૂલ હોય ને ફૂલ એને ઉડાડે કે બધા ઉપર એટલે જેના હાથ માં આવે ને એ આય આશીર્વાદ રૂપે રાખે તો હું ત્યાં કને દર્શન કરતી તી ને તો ત્યાં ફૂલ ઉડ્યા Means કે પુજારી એ ઉડયા તો ઈ મારી મારી ઉપર એક ફૂલ આવ્યું એમ તો મને આશીર્વાદ રૂપે એ ફૂલ મળ્યું અને પછી ત્યાં કને છેને પ્રસાદ હતો પ્રસાદ પ્રસાદ વેચે છે ને તો ત્યાં કાણે રાધા રાની ની પ્રિય વસ્તુ છે ખીર એને ખીર બહુજ ભાવે એમ રાધા રાની ને તો ખીર ની પ્રસાદી મારા માટે મળી ગયી અને પછી ખીર ની પ્રસાદી પૂરી થઇ ગયી હજી તો મેં લીધીજ નઈ ખીર ની પ્રસાદી પૂરી થઇ ગયી અને એટલે મને ખીર મળી બાકી બીજા ને બીજી પ્રસાદી મળી રાધા રાની ને જે પ્રિય વસ્તુ હતી ઈજ મને મળી એમ અને ત્યાં કને એક એવુ કેહવા માં આવે છે

બધા એવું કેહ્કે હોળી ના દીવસે ઈ હથેળી ઉપર આવે રાધા રાની અને ત્યાં કને આવી ને દર્શન દે બધા ને એવી રીત્તે એમ એની ત્યાં બહુ અલગ અલગ માન્યતા છે પછી ત્યાં બોવ બધા ત્યાં મંદિર ની અંદર અર મંદિર ની અંદર આપળે એન્ટર કરીએ ને એટલે કેટલા બધા ચાંદલા આપળે ચાંદલા કરીએ ને ચન્દન ના ચાંદલા કરીએ ને એવું રાધે રાધે લખેલું આવે એવું એવું ચાંદલો પણ આપળે કરી દિયે અયા કાણે પછી ચાંદલો કરાવ્યો પછી ત્યાં કને ગયા પછી ત્યાં થી થોડું આગળ જયીએ ને એટલે બહુ બધા વાંદરા ને આવે એમ રાજા રાની ના મંદિર માં જાતા હોય તો વાંદરા આવે રસ્તા માં તો રસ્તા માં વાંદરા આવે તો આપળે બહુ ધ્યાન રાખવું પડે નહી તો છે ને બધા લઇ જાય એમ આપળી પાસે જે વસ્તુ હોય ને એ કાયિક લઇ જાય એમ પછી અર ત્યાં થી તું કશું ગયી છે delhi માં કઈ કઈ કઈ જયાએ તું ગયી થી તે delhi માં કાઈ જોયું છે delhi માં અમે જોયું નથી પણ જગ્યા બારા માં જોયું જગ્યા ઘણી જોઈ છ એટલે આમ ફોન ઉપર social media મા ને એમા ઘણું સાંભળયુ છે તાજ મહલ નું India gate છે પછી બીજી એક જગ્યા હતી ઈ અત્યારે યાદ નથી આવતું

પછી તું જે india gate કેહ છે ને ત્યાં ગયા તા ત્યાં કાણે અમે photos પડાવ્યા army સાથે ત્યાં કાણે છે ને બધા army ના army નું જે school હોય ને અયીયા જે છોકરા ભણવા આવતા હોય ને એની parade parade લાગે ને તો એ લોકો practice કરવા ત્યાં india gate ના રોડ ઉપર આવે છવીશ મી january હોય તો ખબર છે parade લાગે હર વખતે હા એ તો ખબર છે ખ્યાલ છે એ નો મને હા તો india gate ઉપર જે parade લાગે ને એની પરેડ ની ઓલવી કરવા માટે આવ્યા હતા તો અમે photos લોધા army army મેન સાથે પછી ત્યાં હજી એક ઓલું છે તેને કહીએ ને interesting વસ્તુ એવી છે ને કી ત્યા કાણે છે ને એક અર કાચ નું box રાખેલું છે અને એ કાચ ના box ની અંદર એક જવાન

આ એક જવાન already ઉભો હોય અને એકજ pose ની અંદર આ ચોવીસ કલાક ની હોય ઇ હોય એમ હા ઈ મે જોયુ તું social media માં મેં જોયું તું ઐર india gate માં અને અમે તો lotus કે કાયિક lotus કાય એ જગ્યાએ મેં જોયું છે ને આખું white colour નું છે અમે reviews પણ જોયા છે બહુજ fine છે જગ્યા બહુ fine છે ફરવા જેવી છે પછી તું બીજી કઈ site ગયી છે

પછી ક્યાં ગયા તા હા અમે જે દિ ગયા તા ને ત્યાં થી આહ પી એમ મોદી છે ને એની ગાડી નીકળી તે તાય્મે એટલે પી એમ મોદી ને જોવાનો પણ અમને મોકો મળ્યો એમ હા હવ તો કોઈ જગ્યાએ recess માટે ગયી હોય તને ખ્યાલ હોય હું છે ને અયીયા africa માં અયીયા ઘણી બધી જગ્યા છે like એક માસાય મારા આય થીંક સો mostly વધારે લોકો ત્યાં જ જતા હોય માસાય મારા પછી બીજી જગ્યા છે સ્મ્ભોઈ રૂટ બાજુ

માસાય મારા માં છે અર ને અર ત્યાં છે ને ચાર સો પચચાસ ફૂટ ના બૌધ છે લાયક એ લોકો આવું લાય્ક અર તાય્મ january july થી september નું જે તાય્મ હોય ને માસાય મારા છે ને અર માસાય મારા માં like અંદર ગરે ઈ ટાઇમે તમે આવો ને તો તમને બહુ મજા આવે અને માસાય મારા છે ને તમને lion જોવા શી જોવા મળે મળે elephant જોવા મળે giraffe જોવા મળે ostrich જોવા મળે buffaloes જોવા મળે પછી leopard બધા મળે એવું બધું હોય ત્યાં બધા પ્રાણિયો હોય ત્યાં પછી જેમ દ્રવી જેમ દ્રવી તમે કરી શકો તમે સો બાય સો ની ગાડી ને જાવ તો તમને તમારે જેમ drive કરવાની થી અને પછી ત્યાં પણ hotel હોયી ત્યાં તમને રેહવાની જેટલા દિવસ રહું હોય ત્યાં ને hotels પણ બહુ fine હોય અમુક હોટેલ માં swimming pool ને બધું હોય અમુક માં ના હોય પણ આમ like અર આટલું બધી facilities ના હોય પણ માસાય મારા જાવ ને તો બહુ મજા આવે એની વાતારણ કેવું હોય ઠંડુ કે ગરમ

તડકો હોય ને સાંજ જેવું થાય ને ચાર એક વાગે ને તો વેધર બદલાય હાય વરસાદ જેવું થઇ જાય હા વરસાદ પડશે like જે જગ્યાએ અમે લોકા રોકાણા હતા એ જગ્યાએ છે ને બે leopards હોઈ ને ત્યાં એ પેહલે થી રેહતા હતા

ખાલી અર સૂંઘે તમને અને પછી વયા જાય અચ્છા તો પછી ક્યાય બીક ના લાગે મતલબ તું કેહતી થી lion ને એ બધું હોય તો ત્યાય આવી જાયે એનું ક્યાય ભય ના લાગે guards ને એ બધા હોય security હોય like એમ તમને attack કે એમ ના કરી સકે અને એ લોકો hotel અમે લોકો રહ્યા થે ને આ લોકોએ છે ને બે leopard hotel ની અંદર જ રાખ્યા હતા અને જો તમારા નસીબ બહુ સારા હોય ને તો તમને એ બે leopard દઈ દે તમે ત્યાં રેહતા હોય ને તો અને મારે અમને લોકો ને અમે લોકો જયારે ત્યાં ગયા હતા અમને leopards દેખાણા નતા પણ હમને એ leopard નો અવાજ આવતો હતો અચ્છા તો તમારે બે શું હા શું કેહ શ બોલ એ લોકો અમારી રૂમ ની બાજુ માં જ હતા પણ અમે લોકો રાત ના એ લોકો ને Allow ના કરે હાલવા વાસ્તે અચ્છા એટલે પછી અમને આવાજ આવતો હતો એટલે અમે લોકો એ Guard ને કીધું કે શું Problem છે. Animal કે કઈ આયી ગયું છે તો એ કેહ કે નાં અમારે hotel ના leopards છે

પછી બીજી એક જગ્યા છે યી અયીયા એમ્બસ્ત્રી કરી ને ત્યાં એ જગ્યાએ વધારે તમને elephant હાથી જોવા મળે અને ઈ જગ્યા હાથી વાસ્તે famous છે અને ઈ પણ જેમ ડ્રીવ જ છે હમ પછી અયીયા બીજી પણ એક જગ્યા છે ઈ પણ નાઈરોબી માં છે ઈ જગ્યા એ જગ્યા નો નામ snake park હશે. એ ને તમારી વચ્ચે ઉપસ્થિત થશે. તેની ખાસ કરી અત્યંત પ્રસિદ્ધ અહીંયા સુધી આવું બધું ચાલે છે. બરાબર? તો મિત્રો. તામ્રપત્ર છે અને સિક્કા છે simple વસ્તુ છે તાડપત્ર કોને કહેવાય? તાડ નામનું વૃક્ષ હોય, એના પાંદડા અથવા તો છાલ પર લખવામાં આવે. તાડપત્ર કહેવાય. ભોજપત્ર કોને કહેવાય? હિમાલયની અંદર જે વનસ્પતિ છે, ભુજ નામની વનસ્પતિ તેના પાંદડા અથવા તો છાલ ઉપર લખવામાં આવે એને ભોજપત્ર કહેવામાં આવે. ખાસ કરી પત્ર ઉપર લખાતા હોય છે, જેમ કે અશોકનું જે શીલાલેખ છે, એને અભિલિખિ તરીકે ઓળખવામાં આવે. તામ્રપત્રો, તાંબાના પત્ર ઉપર લખવામાં આવે એને તામ્રપત્ર કહેવામાં આવે છે. સિક્કા? ભાઈ સિક્કા જે છે, સિક્કા ઉપર મિત્રો ઘણી બધી માહિતી મળે છે. Step by step મિત્રો આને વિશેની આપણે ચર્ચા કરતા રહેશું.

બરાબર. આ હસ્તપ્રતો શું દર્શાવે છે? તત્કાલીન ભાષા, કઈ ભાષામાં લખાયેલું છે કે એ લોકોની રહેણીકરણી કેવા પ્રકારની હતી, કઈ સંસ્કૃતિ હતી, એ સમયની અંદર જીવતા માણસો કયા પ્રકારની વિચારસરણી ધરાવતા હતા. બધ્ધે બધ્ધી વસ્તુ આ આની અંદર થી મળી રહે, ટુંક માં જીવન જીવવાની પદ્ધતિ પણ મળે છે. બરાબર, જીવન જીવવાની પદ્ધતિ મોટા ભાગે મંદિરના મઠોની અંદર સચવાયેલી છે. ખાસ કરી ને કઈ લેન્ગવેજમાં? સંસ્કૃત, પ્રાકૃત અને તમિલની અંદર જોવા મળે છે. બેઉ બધી માહિતી, નાટકો, કવિતાઓ, ઐતિહાસિક વસ્તુઓ, બેઉ બધી વસ્તુઓ મિત્રો આની અંદર લખવાનુ, આની અંદર છે. તમને સિમ્પલ કીધું, અભિલેખો એટલે શિલાલેખ. અહીયા તમેંજે જોઈ શકો છો મિત્રો, જૂનાગઢનો અશોકનો શિલાલેખ છે. શા માટે શિલાલેખ લખાવવામાં આવતા? તો સિમ્પલ વસ્તું છે, ઘણી વખત પ્રજાને સંદેશો આપવા માટે, ઘણી વખત રાજા પોતાની પ્રશંસા, રાજા પોતાની પ્રસિદ્ધિ, પોતાનું પરાક્રમ, પોતાનું બાહુબળ, પોતે કેટલો પ્રજા કલ્યાણ પ્રિય રાજા છે, આ બધે બધું દર્શાવવા માટે મિત્રો કોનો ઉપયોગ થતો તો? તો અભિલેખ નો ઉપયોગ થતો તો. એ કોઈ પથ્થર ઉપર લખવામાં આવતો. ના પત્થરો લાંબા સમય સુધી ટકી રે અને એમની જે કીર્તિ જે છે હજારો વર્ષો શુધી ટકી રે એના માટે આ શિલાલેખ ને તામ્રપત્ર લખવા માં આવતા હવે એક ઉદાહરણ સુમ્ર શિલાલેખ જે જુનાગઢ ની અંદર આવેલો છે આગળ ચર્ચા કરીએ તામ્રપત્ર તો તાંબા નાં પત્ર પર લખેલું છે જેની અંદર ખાસ કરી ને વહીવટી તંત્ર અને ભારવીશ ની માહિતી મળે છે કોઈ વ્યક્તિ આવે ને કોઈ વ્યક્તિ રાજા ને કાઈક કહે છે ને પ્રસન્ન કરે છે રાજા કહે છે માંગો માંગો એ માંગો એ આપું રજા ખુશ થઇ એને કાઈક જમીન આપી ડે છે તો એ તાંબા નાં પત્ર પર લખાવાડતા કે રાજા ધીરાજ આ નામ નો રાજા આ વ્યક્તિ ને આ જગ્યા એ આટલું દાન આપ્યું છે ટૂંક માં સાત વાર નો ઉતારો તાંબા નાં પત્ર પર લખવા માં આવતો એટલે એને તામ્રપત્ર તામ્રપત્ર કહેવા માં આવે છે ગુજરાત ની અંદર બઉ મોટી સંખ્યા ની અંદર તામ્રપત્ર મળે છે મિત્રો એક એક વસ્તુ જાની તમને નવાઈ લાગશે કે તામ્રપત્રો તામ્રપત્રો પર થી મોટા ભાગ ની માહિતી એ કયા વંશ ની મળે છે મૈત્રક વંશ ની આ મૈત્રક વંશ ની મોટા ભાગ ની માહિતી મિત્રો સેના પર થી મળે છે

બીજું સાતસો જેટલા મિત્રો live જોઈ રહયા છે. મિત્રો ઓછા માં ઓછા એકહાજર continuous તાકી રહેવા જોઈએ છઠા ધોરણ થી તો મિત્રો છઠા ધોરણ થી અમ જોવા જોઈએ તો દસમાં ધોરણ સુધી નું ઈતિહાસ અપડે cover કરી દીધેલું છે બરાબર તો મિત્રો આગળ જઈએ આગળ વાત કરીએ તો તાંબ પત્ર અલગ અલગ છે મિત્રો જોડકા જોડો ની અંદર mostimp જોડકા જોડો ની અંદર આ સવાલ વારમ વાર પુછાય શકે છે હેમ્ચાન્દ્રચારીય જૈન મંદિર ક્યાં આવેલું છે તો એ પતન ની અંદર અ તાંબ પત્રો સચવાયેલા છે, ભોજા વિદ્યા ભવન એ ક્યાં આવેલું છે અમદાવાદ ની અંદર આવેલું છે institute of indology ક્યાં આવેલું છે અમદાવાદ માં નવરંગપુરા માં આવેલું છે મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે કોબા ની અંદર જોડકા જોડો માં મિત્રો આ સવાલ વારંવાર પુછાય છે જોડકા જોડો ની અંદર આ સવાલ પુછાય છે કયો સવાલ છે હેમ્ચાન્દ્રચારીય હેમચંદ્ર ગ્રંથ ભંડાર ક્યાં આવેલો છે તો પાટણ ની અંદર આવેલું છે પૂછે વિદ્યા ભવન ક્યાં છે અમદાવાદ માં છે ત્યાર બાદ આઈડી institution of indology ક્યાં છે તો અમદાવાદ નવરંગ પુરા. એલડી college છે ત્યાં છે, પછી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં છે ગાંધીનગર ની અંદર કોબા ની નજીક છે, જોડકા જોડો ની અંદર આ સવાલ પૂછાય સો ટકા પુછાય junior clerk માં પણ આ સવાલ હતો એટલે

આ બધી વસ્તુ ઓ હોય છે બરાબર આગળ ચર્ચા કરીએ બરાબર સિક્કાઓ simple વસ્તુ ઓ છે મિત્રો જો મિત્રો જો સિક્કા ઓ ઉપર કોઈ રાજા નું કોઈ રાજ ચિત્ર દોરેલું હોય તો એના ઉપર થી.